કરી ખાતરનું આડેદડ વપરાશ જવાબદાર ગણી શકાય. અગાઉ જણાવ્યા મુજબના પાકને જરૂરિયાત તત્વો પોષક તત્વો વનસ્પતિને કોઈ એક ખાતર માંથી મળતા નથી. જેમ કે યુરિયા ખાતર માંથી ફક્ત નાઇટ્રોજન તત્વ મળશે. ન્યુ રેટ પોટાશ

single super phosphate SSP માંથી ફોરેસ્ટ ઉપરાંત સલ્ફર તત્વો ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યનું જમીનોમાં,

તમિલના જે જે તે પાકની ભલામણ અનુસાર જરૂરિયાત મુજબના વિવિધ ખાતરનો ઉમેરો organic fertilizer ન વપરાશ bio fertilizer વગેરેના ઉપયોગ સમનવ્ય થકી કરવો જોઈએ કોઈ પણ પોષક તત્વોની ઉણપ કે તે સિવાયના અન્ય પોષક તત્વો

વધુ પડતા દુનિયાના ઉપયોગથી જીવ ઉપદ્રવ્ય વધે છે તથા પાકના પાકવાના દિવસોમાં વધારો થાય છે. તેથી ઉપર જણાવ્યા પ્રમાણે ભલામણ કરે વિવિધ પોષક તત્વો તત્વો વિવિધ ખાતરોના સમનવ્યથી ઉમેરવામાં આવે તો ઓછા ખર્ચ વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ઘઉં ખૂબ જ અગત્યનું ધાન્ય પાક છે. ઘઉં એ માનવ જાતિને પ્રોટીન પરેશા મેગ્નેશિયમ અને મેંગેનીઝ પૂરતો મુખ્ય સ્ત્રોત છે. ગુજરાત રાજ્યમાં કુલ પાકોના વિસ્તાર, પૈકી એક થી ત્રણ વિસ્તાર ધાન્યો પાકો હેઠળ છે કે જેમાં, સ્વદેશી ચાર વિસ્તાર ઘઉં હેઠળ છે. રાજ્યમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ઘઉંનું વાવેતર થાય છે જેમાં, ટુકડી ગયું ઘઉં, નેવુ ટકા અને અને કાઠીયા ભાલીયા ઘઉં આશરે દસટકા વિસ્તારમાં થાય છે. પોપટિયા ઘઉંનો વાવેતર નહિવત વિસ્તારમાં બે બેમાં થાય છે રાજ્યમાં આશરે અગિયારથી બાર લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનો વાવેતર થાય છે. જેમાં ચોરાણું પીયત હેઠળ અને છ વિસ્તાર બીન પીયત હેઠળ ગુજરાત રાજ્યમાં ઘઉંનું અનુકૂળ ઠંડુ અને સુકુ વાતાવરણ બીજા રાજ્યની સરખામણીમાં ઓછું મળે છે. તેમ છતાં ગુજરાત રાજ્યની પ્રતિ દિવસ પ્રત્યેક હેક્ટર ઉત્પાદનમાં ઉત્પાદકતા બીજા રાજ્યની સરખામણીમાં વધારે છે. આ ઉત્પાદન વધારો મુખ્યત્વે ખેડૂતો દ્વારા વધુ ઉત્પાદન આપતી અને રોગ સામે પ્રતિકારક જાતો તથા આધુનિક ખેતી

ના લીધે છે ઘઉં ઉત્પાદનમાં વાવણી સમય ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપણા રાજ્યમાં શિયાળે સૂકું અને ઠંડુ ઠંડીનું પ્રમાણ ઊંચું રહે છે. આવા સંજોગોમાં મહા- તમ ઠંડીનો લાભ મેળવવા સમયસર વાવણી કરવી ખૂબ જ જરૂરી છે. વાવણી સમય મુજબ ત્રણ તબક્કામાં ઘઉં આવી વાવણી વહેંચવામાં આવે છે વહેલી વાવણી ઓક્ટોબરના બીજા પખવાડિયા થી લઈ અને નવેમ્બરના પ્રથમ પખવાડિયા દરમિયાન કરવામાં આવે છે. તે વખતે રાત્રિ અને દિવસની સરેરાશ ઉત્તમ ઉષ્ણ તાપમાન ઊંચું હોય છે. જેથી દાણાના ઉગાવા પર વિપરીત અસર થતી હોય. ફળ ની સંખ્યા ઊંટ ની સંખ્યા ઓછી જોવા મળે છે. પરિણામે ઉત્પાદનમાં અઢારથી વીસ ટકા ઘટાડો થાય છે તેથી વહેલું વાવેતર લાભ ભર્યું નથી. પંદર પંદરથી પચીસ નવેમ્બર કરવામાં આવતી વાવણી સમય સમયસર ની વાવણી કહે છે. રાજ્યમાં પર્વતમાં શિયાળાનું મહત્તમ લાભ ઉઠાવી મહત્તમ ઉત્પાદન મેળવવા આ શ્રેષ્ઠ વાવણી સમયગાળો છે. આ સમયે રાત્રે અને દિવસે સરેરાશણ તાપમાન પચીસ સેમી ની આસપાસ હોય છે. જે ઘઉંના છોડને ઉગાડવા માટે ખૂબ જ અનુકૂળ હોય છે.

વાવણીને મોડી વાવણી કહે છે. વાવણી થી ફૂટનું સંખ્યા અને માં દાણા ની સાથે ઘટાડાની સાથે દાણા ભરાવા સમયે ઊંચા ઉષ્ણતાપમાન ના કારણે પૂરતા પોષણ નથી અને ચીમળાય જાય છે. તેના પરિણામે મોડી વાવણી થી સમયસર ની વાવણી કરતા ઉત્પાદનમાં લગભગ અઢાર ટકાનો ઘટાડો થાય છે. ઉપરોક્ત ત્રણેય વાવણી સમયની અનુરૂપ ભલામણ કરેલ જાતનું પસંદગી કર્યું ઓક્ટોબર પચીસ પહેલા અને ડિસેમ્બર દસ પછી ઘઉંની વાવણી પોષણક્ષમ રહેતી નથી ચોમાસુ પાકની કાપણી પછી ત્રણથી બે થી ત્રણ ખેડ કરી જડિયા તેમજ મૂળિયા દૂર કરી તેમાં સમાર મારી જમીનને સમતલ કરવી. જમીન પાસળી હોય તો હેક્ટર દીઠ એક ટન સિરોડી ચોમાસા પહેલા આપવું છોડની પૂર્તિ સંખ્યા ખાતરના કાર્યક્ષમ ઉપયોગ મેળવવા અને બિયારણ નું પ્રમાણ ઘટાડવા સમયસર વાવણી બે ચાર વચ્ચે બાવીસ point પાચ સેમીનું અંતર રાખી વાવણી કરવી જોઈએ. જે વિસ્તારમાં વાવણી પહેલા જમીન સારી રીતે તૈયાર કરી શકાય તેમ હોય ત્યાં પ્રથમ કોરાટી વાવણી કરી પિયત આપવું આમ કરવાથી ઉગાવ પૂરેપૂરો મળે છે. બિયારણનો દર ઉપર નિર્ભર કરે છે. ભલામણ કરેલ જાત નો દર કદ પ્રમાણે નીચે મુજબ છે. વધુ ઉત્પાદન નાણાંની ગુણવત્તા અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે દર બે વર્ષે હેક્ટર દીઠ દસ ટન છાણીયું ખાતર રાખવું જરૂરી છે ઉપરાંત ઘઉં મા સમયસર ની વાવણી માટે પ્રતિ હેક્ટરે એકસો વીસ

પાયાના ખાતર તરીકે અને બાકીનું સાહિથ કિગ્રા નાઇટ્રોજન વાવણી બાદ અઢારથી એકવીસ દિવસે એટલે કે મુકુટ મૂળ અવસ્થાએ આપવું પીયતકાઠીયા

મુકુટ મોડ અવસ્થામાં આપતા પ્રથમ ઘાટ અવસ્થામાં એટલે કે પત્રીસ દિવસે આપવું. પિયત કાઠીયા ઘઉં ઉત્પાદન મેળવવા બિયારણનો દર એકસો નેવું એકસો નેવું કિગ્રા રાખી છોકરી પદ્ધતિ થી વાવી અને હેક્ટર એ સિત્તેર કિગ્રા નાઇટ્રોજન પાયામાં ને અને સિત્તેર કિગ્રા phosphorus જ્યારે સિત્તેર કિગ્રા નાઇટ્રોજન પ્રથમ ઘાટ અવસ્થાએ આપવું મોડી વાવડીમાં એશિ કિગ્રા નાઇટ્રોજન અને ચાલીસ કિગ્રા phosphorus આપવું. આ પૈકી ચાલીસ કિગ્રા phosphorus પાયાના ખાતર તરીકે જ્યારે ચાલીસ કિગ્રા nitrogen અઢારથી એકવીસ દિવસે મુકુટ મોડ અવસ્થામાં અવાજ થાય એને આને ચાલીસ કિગ્રા nitrogen પત્રીસ દિવસે પ્રથમ ઘાટઅવસ્થા આપવું. ઘઉંના પાકમાં હાથની હાથથી નિંદામણ કરવું. રાસાયણિક નિંદણ નિયંત્રણ માટે લીલે એક કિલો ચક્રીય તત્વો છસો લિટર પાણીમાં ઓગાળીને વાવણી બાદ અને ઘઉં ઉગે તે પહેલા પેલા ઉભા પાકમાં નિંદામણ નિયંત્રણ કરવાનું થાય તો, ઘઉંનો પાક જ્યારે ત્રીસ દિવસમાં થાય ત્યારે, બે ચાર દિવસ દવા ચારસો ગ્રામ સક્રિય તત્વો પ્રમાણને છસો લિટર પાણીમાં ઓગાળી પ્રથમ અને બીજો પિયત વચ્ચે ના ગાળામાં છાંટવી અથવા પ્રમાણે ચારસો લીટર પાણીમાં ઓગાળી, વાવણી બાદ પચીસ દિવસે છાંટવું. શ્રી ગીતાજી નો મહિમા ખરેખર તો શ્રી મંતભગવતગીતા નો વર્ણન કરવાનો કોઈના મો સામર્થ્ય નથી કારણકે આ એક એવો રહસ્યમય ગ્રંથ છે આમાં ચકડ વેદો સગર્હ કરી લેવા માં આવ્યો છે આની સંસ્કુત ભાષા એટલી તો સુન્દર અને સરળ છે ગણો કે ઓંછો અભ્યાસ કરવાથી માણસ સરળતાથી સમજી શકે છે પરંતુ એનો આસાય એટલો ગંભીર છે આજીવન નીરાર્ન્તર અભ્યાસઃ કરવા રેવા છતાય એનો આરો નથી રોજે રોજ નવા ભાવો ઉપજ તા રહે છે માટે આ ગ્રંથ નવીનતા થી ભર્યો ભર્યો રહે છે એમ જ એકાગર્તા થી રહીને શ્રદ્ધા ભક્તિ વિચારવા થી એના પડે પરમ રહસ્ય છુપાયેલું પર્તેખ્સ પણે જણાઈ આવે છે. ભગવાન ના ગુણ પ્રભાવ ને મરવાનું વર્ણન જેવી ગીતા શાસ્ત્ર માં કરવા માં આવ્યું છે એવું અન્ય ગ્રંથો માં મળવુ મુશ્કેલ છે. કારણ કે મોટા ભાગના ગ્રંથો ક ગણ્યા ભાગે કઈ ના કઈ સંસારિક વિષય ભળેલો રહે છે. ગીતા ભગવાન નો શ્વાસ છે હૃદય છે અને ભગવાન ની વાગ્માઈ મૂર્તિ છે જેના હૃદય માં વાણી વછે છે તેમજ સગડી ઇન્દ્રિયો ને એમની ક્રિયા ઓ માં ગીતા ઉતરી ગઈ હોય. એ માણસ સાક્ષાત ગીતા ની મૂર્તિ જ છે એના દર્શન સપ્સ ભાસણ તથા કીર્તન કરવા થી પણ બીજા માણસો પરમ પ્રવિત્ર બની જાય છે પછી એનું આજ્ઞા પાલન અનુ કરણ કરનાર. ખરેખર ગીતાજી ની તોલે સંસાર માં યજ્ઞ દાન તપ તીર્થ વ્રત સંયમ કે ઉપવાસ વગેરે કસુજ નથી ગીતા સાક્ષાત ભગવાન શ્રી ક્રિષ્ના ના મુખ માંથી નીકળેલી વાણી છે એનું સકલ્નકરનાર

એમને વ્યાસજી પોતે કરી દીધો સાથે સાથે અર્જુન ધુતરાષ્ટ ના વચનો~ વચનોને પોતાની ભાષા માં શ્લો બધ કરી ને ઢાળી ધીધા અને આ સાત સો ષ્લોક ક આખા ગ્રથ ને વિભાજીત કરી મહાભારત માં મૂકી દેવા માં આવ્યો કે આજે આપણે આ રૂપ માં મળ્યો છે ભગવાન ને શ્રીમંતભાગવત ગીતા રૂપી એક એવું અનુપમ શાસ્ત્ર કહ્યું છે જેમાં એકપણ શબ્દ સદોવ્યાસ વિના નું નથી વેદવ્યાછે મહાભારત માં ગીતા જી નું વર્ણન કર્યા બાદ કહ્યું હતું કે ગીતા સુવિધા કરવા યોગ્ય છે એટલે કે ગીતા જી ને સારી રીતે વાચી ને ભાવ સમેત અંતકરણ માં ધારણ કરવી જોયીયે કે જે સયમ પદ્મનાથ ભગવાન જે વિષ્ણુ ના મુખ માં થી નીકળી છે બીજા બધાં શસ્ત્રો વિસ્તાર થી સો છેતુ અનુસરવા નો સ્ભવયં ભગવાન એ પણ આનું મહત્વ વર્ણવ્યું છે આ ગીતા શાસ્ત્ર માટે મનુષ્ય માત્ર અધિકારી છે ભલે એ કોઈ પણ વણ કે આશ્રમ નો કેમ ના હોય માત્ર હૃદય માં ભગવાન પ્રત્યય અસ્ત્રોત શ્રદ્ધા અને ભક્તિ ભાવ હોવા જોઈએ કારણકે ભગવાન પોતાના ભક્તો માં જ આનો પ્રચાર કરવાની આજ્ઞા આપી છે તથા એ પણ કહ્યું છે કે સ્ત્રી વેતરા સુત્રો કે પાપ યુની ના માણસો પણ મારા પ્રયાણ થઇ ને પરમ ગતિ ને પામે છે. પોતપોતાના સ્વાભાવિક કર્મો વડે મારી પૂજા કરીને માણસો પરમ સિદ્ધી ને પામે છે. આ બધી બાબતો પણ વિચાર કરવા થી એમ જણાય છે કે પરમાત્મા પ્રતિ ના સૌ નો અધિકાર છે છતા પણ વિષય ના મર્મ ને સમજવા કારણે.

કે ગીતા ના જ્ઞાન થી ક્યાય પોતાનું બાળક ઘર છોડી ને સન્યાસી નો બની જાય પરંતુ એમને વિચારવું જોઈએ કે મોહ ને લીધે નિર્વા કરવા મતે તૈયાર થતા અર્જુન ને જે પરમ રહસ્ય ગીતા ના ઉપદેશ થી. રોજ્શાહી રહી ને પોતાના કર્તવ્ય નું પાલન કર્યું એ ગીતા શાસ્ત્ર નું આવું અવળું પરિણામ કેવી રીતે આવી સકે માટે કલ્યાણ ઇચ્છનારા માણસો એ માટે એ ઉચિત છે કે હું છોડી ને પૂરે પૂરી શ્રદ્ધા અને ભક્તિ ભાવ સાથે પોતાના સંતાનો ને

અતિ દુર્લભ માનવ શરીર પામીને પોતાના અમૂલ્ય સમય ની એક ક્ષણ પણ દુઃખ ભોગવવના નષ્ટ કરી એ ઉચિત નથી શ્રી ગીતા જી નું મુખ્ય વિષય શ્રી ગીતાજી ભગવાન પોતાને પ્રાપ્ત કરવા માટે મુખ્ય બે માર્ગો જણાવ્યા છે એક તો યોગ અને બીજો કર્મ યૉગ અને બે માં થી એક સગાળ પદાર્થો કૃષ્ણ અને જળ ની પેટે આથવા તો સ્વપ્ન ની દ્રષ્ટિ ની જેમ માયામય હોવાને લીધે માયા ના કાવ્ય સ્વરુપ. માં વર્તે છે એમ સમજીને મને ઇન્ડિયા શરીર દ્વારા તથા સઘળા કર્મોમાં કરતા બનાના અભિમાનથી. કોઈ ના એ સી One-Hundred નો. આતો સંખ્યા યોગસાધના. ટાઈ ભગવાનને સમજી નથી. ને ભગવાનની આજ્ઞાનુસાર.

અને માર્ગદર્શન આવ્યા છે માટે એક માણસ બે માર્ગો પર એક સમયે. ગંગાજી જવા માટે. ને માર્ગ ધરાવે છે. માટે એક માણસ બે માર્ગો પર એક સમય નથી ચાલી શકતો. ગંગાજી જવા માટે બે માર્ગ હોવા છતાં એક માણસ બને માર્ક. આ બેસાડ. સદનોમાં કર્મયોગનું સાધન સન્યાસ આશ્રમમાં શક્તિ. કન્યા આશ્રમમાં કર્મોના શરૂ. ત્યાં કહેવામાં આવ્યું. સંખ્યાનું સાધન બધા જ આશ્રમમાં શક્ય. હમકોને ભગવાનને સન્યાસના નામે. માટેનો સંન્યાસ. અસરમાં. આમ કેવુ યોગ્ય નથી કારણ કે. આમ કેવુ યોગ્ય નથી કારણ કે. Thirty સુધીજ સંખ્યા. અર્જુનને યુદ્ધ કરવું યોગ્ય એમ જણાવ્યું છે. કાંકીયનો અધિકાર જ ન હોય તો ભગવાન. હા એટલે વિશેષ જરૂર છે કે. પરના અધિકારી. વિમાન વિનાનોવો જોઈએ, કારણ કે જ્યાં સુધી શરીરમાં હમ ભાવ રહે. ત્યાં સુધી સાંખી યોગનું સાધન યોગ્ય રીતે સમજી. માટે ભગવાન હૈ મુશ્કિલ જણાવ્યું છે તથા કરો. અર્જુન ને. મારું ચિંતન કરતો રહે. અસરનું અવલોકન અને મહાપુરુષના વચન સાંભળીને હું એ નિર્ણય પર આવ્યો છું. યહ સંસાર. કલ્યાણ. કોઈ પણ ઉપયોગ ગ્રંથ નથી. ભક્તિ યોગ્ય જવાબ. પણ સાધન જવામાં આવ્યા છે. કોઈ પણ સાધન પોતાની રુચિયોગ્યતાનુસાર. વાડી મનુષ્યનું કલ્યાણ થઈ શકે છે. માટે ઉપરના કેર સાધનો. તત્વ રહસ્ય જાણવા માટે. એન ઓ બને તો કુછ. તને પ્રેમભાવે સંગ કરવાનો વિશેષ પ્રયત્ન રાખતા. જાનાનું તેમજ ભાવ માટે મદદ કરવાના અનુસાર પોતાના જીવન. વિષયોગ નામના. સુરગાણા. તંગ ધોનીનો ક અર્જુન દ્વારા સેનાની શર્મા પ્રથમ મોતી. સંખ્યા અર્જુનની. અર્ધવિરામ યમાં શ્રીકૃષ્ણાર્જુન સંવાદે. કાંકે યોગના વિષયો. યુઝ કરવાની આવશ્યકતાનું નિરૂપણ કર્મયોગનો વિષય. સત ભાવે. કર્મોની આવશ્યકતા. અને ભગવાનને માટે પણ લોગ સંઘાર તે કર્મોની આવશ્યકતા. નાનો મહિમા. પગના નિશાન લક્ષણો તથા રાજ્ય સહિત. કામને નિરૂપતી. સંકર મસનીયનો ચોથો. તંગ ભગવાનનો પ્રભાવ અને કર્મયોગનો વિષય યોગી મહાત્માપુરુષના આ ત્રણેયનો મહિમા જુદા જુદા યોગનું. નાનો મહિમા. આ હું તમને દાખલો આપું. ગુવાદ વિના મોળો કંસાર માત વિના સુનો સંસાર તો એમાં જેવી રીતે તેવી રીતે કઈ નથી. વાત કરવી છે. કોની માત એટલે માત વિના સુનો સંસાર એ આખું ઉપમેય છે. મળી છે. અને ગુવદ વિના મોળો કંસાર એ ઉપમાન છે. એનો આ એમ થયો કે દૃષ્ટાંત અલંકાર માં બે વાક્યો હોવા જોઈએ. ઉપમા અલંકાર માં એવું નથી. દૃષ્ટાંત અલંકાર માં બે વાક્યો હોવા જોઈએ. અહીંયા વડવાનળ જલે તો એ ફાદર ગાય. હંસી જાને જગ ઝેરપી સંતો તે કહેવાય. આ દૃષ્ટાંત અલંકાર છે. એટલે આવી રીતે દૃષ્ટાંત અલંકાર હોય. કે જેની અંદર ઉપમાવાચક શબ્દ સુશાંતવાચક શબ્દ પૂરતો નથી. આપની ખબર નથી. હોતી. એટલે આપણે નથી એને સમજી શકતા. એક બીજો અલંકાર છે. અપ્રવુંતરી અલંકાર સંસ્કૃત માં અપ્ર્વતા નું નું એના ખોલા માં નું થશે. આ જોડાક્ષાર છે. એટલે સંતાડી દીધું. ઉપમેય ને જયારે સંતાડી દેવામાં આવે ને ત્યારે એને અપાવૃત્તિ અલંકાર કહેવાય. જે રીતે આ વર્ષે છે તે મેઘ નહીં પણ વર્ષે છે. તે પ્રભુનો મેહ તથા હા પણ તમે ના પાડી દીધી વર્ષે વરસાદ નથી. વરસતો તો શું વરસે છે. ભગવાનનો પ્રેમ વર્ષે છે. તો આને અપવ્રુતિ અલંકાર કહેવાય. જ્યારે કશુંક ઢાંકી દેવામાં આવે ત્યારે તમે એક જગમોહન નામના કલાકારને સાંભળ્યો હશે. કોઈ વાર એને એક ગીત ઘણા ગીતો બહુ સરસ ગાયા છે. મતલબ એક ગીતમાં એવું છે. જે ચાંદ નહીં. તે લાળથી તેરી અળસી હૈ. એ તારી આરસી છે. એટલે કે ચંદ્રમાં જે રૂપ દેખાય છે. ને એ સારું દેખાય છે આજે ચંદ્ર છે. ને તારું જ્યારે દર્પણ છે. તો એ ચાંદ નહીં તેરી આળસી હૈ. તો એ પ્રવૃત્તિ અલંકાર છે. પછી નિરંજન ભગતના એક કવિ કાવ્યમાં મુંબઈ વિશેનું કાવ્ય છે. એમાં એને લખ્યું છે. કે આના શહેર પણ માત્ર ધૂળના ધુમા આ શહેર નથી. પણ ધૂળના ધુમ્ર એટલે ધુમાડાના ધુમા છે. તો આવું બધું હોય ને ત્યારે એને અપૂરતી અલંકાર કહેવાય. હવે મારે તમને જે અલંકાર શીખવવાનું છે. એનું નામ છે. અતિશયોક્તિ અલંકાર મારી સામે તો કોઈ ઉભું નથી. એટલે હું નથી આવી છું. કેટલા અલંકાર શીખવાના છે. તો કયો અલંકાર તમે અતિશયોક્તિ અતિશયોક્તિ અલંકાર માટેના ઘણા પ્રકાર છે. એમાં એક પ્રકાર તો એવો છે. કે જેમાં પ્રકૃતિની લોકો જ કરતા આપણે સાબિત કરતા હોઈએ. બધાનું એવું હોય પ્રકૃતિની પ્રકૃતિ એટલે જેની વાત કરીએ છીએ. ને એ મહાદેવ એના માટે પ્રકૃત શબ્દ વાપરે છે. એટલે મેં એ વાપર્યો પ્રકૃતની લોપત કરતા

કે ગંગાના નીર તો વધે ઘટે લોલ પણ કોઈ પ્રેમનો પ્રવાહ રે આ બધા અતિરેક અલંકાર છે. પણ આ જનનીની જોડ જગી નઈ જડે રે લોલ એ જે ધ્રુવ પંક્તિ છે. ને એ તો અતિશય અલંકાર છે. લોકો ઉત્તર કહી દીધી કે આની જોડ કદી ક્યારે મળશે જ નહીં આની જોડ મળે જ નહીં ઘણીવાર આપણે કહીએ કે તમારું શાક તો અદભુત હતું. અનુપમ હતું. અનુ વાક્ય લોકો ઉત્તર છે. આની વાતો પહેલા કોઈ દિવસ બની જ નથી આ તો અલૌકિક છે. આ તો અદભુત છે. આ તો અનન્ય છે. આવું આવું જ્યારે આપણે બોલીએ ને ત્યારે ત્યારે અતિશયોક્તિ અલંકાર જ હોય એવું હોય નહીં. પૃથ્વીના પડમાં એના જેવું બીજું ઘણું નીકળે. તમે જોયા નથી. તમે એની જેવું કોઈ જોયું નથી. બાકી હોય તો ખરું જ તો શું હોય અતિશયોક્તિ હોય તો જ્યારે પ્રકૃતિના અતિશય વખાણ કરવામાં આવે. એને અપૂર્વ કરી દેવામાં કહી દેવામાં આવે ત્યારે એ લોક પ્રકૃતિ લોકોત કરતા અર્થે અતિશયોક્તિ અલંકાર થાય. અને બીજો એક પ્રકાર તો બહુ સરસ છે. ઉપમેય ના ઉપમાનમાં નીગ્રહ અર્થે અતિશયોક્તિ પણ ખીરા હોય. આપણે એને કહીએ. ઝાકળના મોતી બહુ રૂપાળા લાગે છે. તો આ રૂપક અલંકાર થયો. ઝાકળ જાણે મોતી તો એ ઉત્પ્રેક્ષા અલંકાર થયો. અને આ ઝાકળ મોતી જેવા છે મોતી તદ્રશ્ય ઝાકળ તો આ ઉપમા અલંકાર થયો. તો આજે કંઈ મોતી કહેવાય મોતી તો કઠણ હોય. જાકર તો કેવા પોચા પોચા હોય ફટ તૂટી જાય. તો એ વ્યક્તિગત અલંકાર થયો પણ ઝાકળ તો ઝાકળ એટલે ઝાકળ તો એ આનંદવય અલંકાર થયો. પણ આપણે મોતીને વાપરીએ ઝાકળ ને વાપરીએ છીએ ઉપમેય નો અર્થ ના મળે. ઉપમેયને યાદ જ ન કરીએ. અને આપણે કહીએ. કે ફુલ પાંદડે થાય. મોતી ઝળકે છે કોણ ઝળકે છે. આપણને ખબર છે. મોતી નથી જળકતા ઝાકળ ઝડપે છે. અને એ મોતી જેવા લાગે છે. પણ આપણે ઝાકળનું નામ જ લેતા નથી. ઉપમેયનું ઉપમાન નિગ્રહ થઈ ગયું ઓગળી ગયું. આવું જ્યારે થાય ને ત્યારે પણ અતિશયોક્તિ અલંકાર નો એક પ્રકાર થાય. હવે આના ચાર પેટા પ્રકારો છે. તેમનો એક પ્રકાર થાય આ તો આમાં આમાં શું થઈ ગયું? આ મોતી છે. ને એ ઝાકળનું પ્રતીક થઈ ગયું. સમજાઈ ગયું. ઝાકળનું પ્રતીક થઈ ગયું. એટલે આપણી ભાષામાં જે પ્રતિક આવે ને એવી બધી વાત વાતો કરીએ છીએ. ને એ આવવું જોઈએ. ઉપમેયનો ઉપમાનમાં નિગ્રહ થયેલું હોવું જોઈએ. તો જ એ પ્રતીક કહેવાય. ને તો એ પ્રતિક અલંકાર થાય. અરે અતિશયોક્તિ અલંકાર થાય. અને પ્રતીક નામના એક કાવ્યની શરત છે.

એને એનું દેવળ કેવું છે. તો દેવળ ઉપમાન છે. પણ શરીરનું દેવળ ની અંદર ની ગ્રહણ કરીને એટલે કે ઉપમેયનું ઉપમાનમાં નિગ્રહ થઈ ગયું. તો જૂનું તો થયું. રે દેવળ જૂનું તો થયું. એ અતિશયોક્તિ અલંકારનો દૃષ્ટાંત છે. મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું આ હસલો છે. એ કોનું પ્રતીક છે? આપણા આત્માનું પ્રતીક છે. તો જુઓ તમે પ્રતીક આવે છે. ને તો આ અલંકાર એવો છે. કે જેને પ્રતીકની જોડે નિસબત છે. પછી એક કાલિદાસનું એક સરસ મજાનું મહાકાવ્ય છે. રઘુવંશ એમાં જ્યારે ઈંધુમતીના અર્ધ સાથે વિવાહ થાય છે. ને ત્યારે એને સરસ મજાનું શ્લોક લખ્યો છે. જેનો અનુવાદ એવું કરે છે. કે સુવર્ણમાં રત્ન ભલે જણાતું સુવર્ણમાં રત્ન ભલે જણાતું તો આ સુવર્ણ એટલે એ અર્ધ માટે વાપર્યો છે. શબ્દ અને કા તો હિન્દુમતી માટે વાપરે છે. અને આ રત્ન છે. એ પણ કાતો અર્ધ માટે વાપર્યો છે. કાં તો હિન્દુમાંથી વાપરે છે. તો શું થયું. આમાં આજે ઇન્દુમતી છે. એ ઉપમેય છે. બે ઉપમેયને એને ના સંભાળ્યા એનું આમાં નીગ્રહણ કરી નાખ્યું. માત્ર સુવર્ણ અને રત્નો બે જ રાખ્યા. પણ હવે તું સુવર્ણની રચનામાં જડી નાખ્યા. પણ હવે તું સૂવાનું શેના માટે લખ્યું છે. અને આપણે એને પણ નહીં સંભાલોને આપણે આપણા કોઈ ભાઈના બેન ના લગ્ન થતા હોય. અને આશીર્વાદમાં લખીએ. કે સુવર્ણમાં રત્ન ભલે જણાતું. તો આ કેટલુંય પ્રતીક પ્રતિક થઈ ગયું. પાછું તો પ્રતીક આને કહેવાય. કે જેમાં ઉપમેયનું ઉપમાનમાં નિગ્રહ થઈ ગયું. હોય એક ત્રીજો પણ અર્થ છે. યજ્ઞ શક્તિ અર્થ છે. અતિશયોક્તિ યદી ની ઉક્તિ વાપરી. અને જ્યારે વખાણ કરવામાં આવે. ઉપમેયના ત્યારે યદરથી અલંકાર બને જેમ કે ચાંદામાં જો આ ડાઘો ના હોત. જો ચાંદામાં ડાઘો ના હોત. યદી ચંદ્રમાં ડાઘો ના હોત તો એની ઉપમા આપણે આ દમયંતી ના મુખને આપી શકત જોયું. તમે આમ તો વ્યતિરેકનો જ ભાવ છે. પણ યજ્ઞ યદી શબ્દ વાપરીને કહેવામાં આવ્યું. એટલે એને યજ્ઞશક્તિ કહેવાય તો આવો પણ અતિશયોક્તિ અલંકાર નો એક પ્રકાર છે. જેમ કે અગર જો સોનામાં સુગંધ હોત એની સરખામણી રાજાની સાથે કરતા. તો આ જો કરીને બોલવું પડ્યું. ને ગીતામાં એક શ્લોક છે. આપીરેક સુધી એ ભજતે માં ભક્બયતા. સાધુ મન્તવ્ય પ્રવાષ્ટિ એ બહુ દુરાચારી હોવા છતાં એ કારણકે એ મારી શરણે આવે છે. જો એ દુરાચારી છે. તો તો પણ જો એ મારી શરણે આવ્યો છે.

સૌરમાં પર્ય સૌર માં પર્યમા વિપર્ય છે. અતિશયોક્તિ એ પાંચ મો પ્રકાર છે. કોઈ મોટો પ્રશ્ન હોય તો એ પૂછી શકે. એ લોકો અતિશયોક્તિ અલંકાર નો પ્રકાર કહો. તો નીચે આપેલા હોય. તો અલંકાર ગોતવાનું હોય તો આવડું આ પર્યાય એટલે શું? પહેલું કોણ બને. અને પછી કોણ બને? આપણને ખબર છે કે પહેલા કારણ હોય પછી કાર્ય હોય. અને ઘણી વખત પહેલા કાર્યને થતું બતાવી દઈએ અને કારણ પછી આવે. આવ જ્યારે બંનેને આવું બને નહીં. પણ આવું બનતું દેખાડવામાં આવે ને ત્યારે આપણે વધારે પડતી યુક્તિ કરી કહેવાય. અતિશયોક્તિ કહેવાય. જેમ કે હું દાખલો આપો મેઘરાજાની ગર્જના સાંભળતા જ ધરતીમાં ફોટા તૂટી ગયા. ન ફૂટે કોઈ દાડો મેઘરાજા વર્ષે એ પાણી ધરતીમાં અડે ધરતીમાં મળે. અને પછી બીજાને બીજા ફૂટે. અને પછી બહાર નીકળે. ત્રણ ચાર દિવસની વાર લાગે. અને આપણે તો કીધું કે મેઘ ગર્જના સાંભળતા વેત પૃથ્વીના પેટમાંથી પાંદડા ફૂટી નીકળ્યા. લે બોલો તો અતિશયોક્તિ અલંકાર છે. હજુ તો પૂર આવે ને એ પહેલા ગામ ડૂબી ગયો. અને અતિશય અલંકાર કહેવાય. હજી તો વાઘ આવે અને એને મારે ને એ પહેલા તો એ મરી ગયો. આથી સાહેબ થી અલંકાર છે. તો આવા બધા અતિશયોક્તિ અલંકાર ના દાખલા જોઈએ. તો એક પાંચમું પણ પ્રકાર છે. અતિશય કથન અર્થે અતિશયોક્તિ અમે લોકો નાના હતા. ને ત્યારે મનસુખલાં જરૂરી વ્યાકરણ ભણ્યા છે. મનસુખલાલ ઝવેરીએ આવી સરસ છણાવટ કરેલી છે આપણે કબૂલ કરવું. પડે કે વાત એની બહુ સાચી છે. તો અતિશય કથન અર્થી અતિશય અતિશયોક્તિ અતિશય કથાના છે. એટલે શું એ એટલો બધો ખીજાણો ને કે આમ ધબ ધબ કરતો ભાગી ગયો. તો ધરતીમાં બબ્બે ફૂટના તો ખાડા પડી ગયા એવું ના હોય. કોઈ દિવસ પણ આપણને એટલી ખબર પડે કે આ બહુ ઠેકડા મારતો મારતો પગ પછાત તો પછાત તો વયો ગયો. એ પહેલા નંબરે પાસ થયો હશે. એટલા માટે એટલા બધા આનંદમાં આવી ગયો. ને તે એવો એકલો માર્યો ને કે માથે ધિમનું થઈ ગયું. છોકરા ભટકાઈને. કોઈ છતાપી જેમરૂ ચિન્હ હોય. એને નિમણું થઈ જાય પણ આપણે આવું બોલીએ. તો એને આવું થાય કે બહુ જ ખુશી થઈ હોય. એને આપણી માત્રા દેખાડી લીધી. તો આ અતિશયુક્તિ અલંકારો છે. બીજા તમારે કયા ચાલે છે. મુલક રાધુષ્ય વગરના અલંકાર આપણે લઈએ. આ બધા પ્રાદ્ય અલંકારો છે. એમાં આ બે એવા હતા. કે જે ત્રાદૃશ્ય મુલક નથી. આમાં ઉપમેય અને ઉપમાનનો ભાવ નથી. બાકી બધા પ્રકારોમાં ઉપમેય અને ઉપમાનનો ભાવ હતો. તો હવે આપણે લઈએ. જેમાં ઉપમેય અને ઉપમાન નો સંબંધ નથી. એ બે એ સંબંધમાં બે બાજુ સારું છે. અલંકારો અલંકાર કેવો. એટલે એના ઉપર અનુસ્વાર ના આવે નહીં. આવે એ અલંકારો લેજે. તો એમાં સૌથી પહેલું લઈએ બસ હવે પતવા આવ્યું. આ પ્રત્યુત પ્રશંસા નામનો અલંકાર આપણે આપણા કોર્સમાં જેનું નામ છે. અનયોગથી

પણ આપણા ખ્યાલમાં છે. આપણું કઈ જે બોલીએ છીએ. ને એ એના માટે બોલીએ છીએ. પણ આપણે કોઈ બીજાના નામે કોઈ બીજાને અહંકાર આપેલું જોડેલી link કરીને બોલીએ છીએ. તો એ અપ્રસ્તુત પ્રશંસા કહેવાય. અને આ પ્રશંસા એટલે કંઈ વખાણ જ નહીં એને વિશે બોલવું. તે જેમ કે કૃતજ્ઞ વાળા ભૂંડા પશુઓ અપાર છે. એની કેર તો એ આખું જ કાવ્ય તમે વાંચી જાઓ. તો તમને ખબર પડશે. કે આ કંઈ ઊંટની જ વાત નથી હો. આ શિયાળની જ વાત નથી હો. આ શિયાળ છે ને એ ડાયો માણસ છે એનું પ્રતીક છે અને ઊંટ છે ને એ એ માણસનું પ્રતીક છે. જે બધામાં ખામી જ કાઢે છે. કે આમાં આ ખામી છે. આમાં આ ખામી છે. એટલે સાંભળ્યું શિયાળ બોલ્યું. રાખે દલપતરામ અને અન્યનું તો એક હતું. આપના અધહાર છે. તો આ કોની વાત કરી. શિયાળની અને ઊંટની પણ આ ખરેખર એને કોની વાત કરવી છે. આનો અભિપ્રીત કોણ છે. માણસ અભિપ્રયોગ છે. માણસનું અભિમાન અભિપ્રિત છે. માણસની બીજાની નિંદા કરવાની જે ટેવ છે. એ અભિપ્રયોત છે. તો આ આખું જ આખું જ કાર્ય એ અપ્રસ્તુત પ્રશંસાનું છે. સારું તો એક બીજું છે. કોયલ ને કાગની એની વાણી થકી પરખાય. આખું કાવ્ય ધ્રુવસ્થાતમાં લીધું. એના બદલે આ એક આ એક વાક્ય આપો. તો કોઈ એને કાગની વાણી પ્રત્યે પરખાય. તો આ કંઈ કોયલ અને કાગડાની વાત નથી. કરતા કોની વાત કરે છે. આપણી

જે કોઈ એનું ફિલ્મી ગીત કહી પે નિશાના કહી પે નિગાહે જોવે છે. કોઈ પરેશાન કોઈ છે કહી પે નિગાહે કહી પે નિશાના આમ જ્યારે થાય ને ત્યારે આ અલંકાર કહેવાય. આ પ્રસ્તુત પ્રશંસા અલંકાર જેનું મને એક કાવ્ય યાદ આવે છે. તે વરસાદ થતો હતો. અને કાગડા વર્ષે ખૂબ જ છાપરેથી દડે ઝાલા મેઘલા માનતા હતા. કે પોતે જ વર્ષે ખૂબ જોઈએ ને વરસાદનું પાણી છે. ને એ બધું આમ પડી ગયું. દેવામાંથી નીચે પડે વરસાદ થતો તો અને છાપરેથી દડી જલ ન નેવલા માનતાતા કે પોતે જ વર્ષે ખૂબ કોઈએ માટલી મૂકી દેવાની હેઠળ જઈ દરિયા પે ભર્યાપી તે ગાજતા. અને ખાલી ને ભરતા રહ્યા સારું થયું વર્ષા અમે અમારા તો તૂટી ગયા પૃથ્વીને શાંતિ થાય છે. આમાં રાજુ ઉઠી ગયા. તો પૃથ્વીને તો પછી પહેલાથી રહેવાનું નહીં. મુખથી રહેવાનું નહીં એટલે એને પૂછ્યું. કે પૂછો કોઈ જઈને કે મેવલા ના વર્ષે તો ક્યાંથી તમારા દુધવા આ વરસાદના આ વર્ષે તો એ મેલ્લા તમારું રુધવા ક્યાંથી પડે કોને માટે બોલાવે છે. આ તો મેવાડા કઈ કઈ એવું કહે છે. આપણે માટે બોલાવે છે. જે લોકો આમ આમ પોતાની માટે બહુ આમ કહે છે. ને અમે બધાને નાના છીએ તમે આમ કરી દો તેમ કરી દો. એને જાણે કોઈ ડાયો માણસ કહે છે. ભગવાનને તમને આપ્યું નથી તો તમે ક્યાંથી દાન કરો છો. તો આને પણ અતિ યુક્તિ કહેવા. ય એક બીજું અલંકાર ભણી લઈએ. નામ અર્થ થ્યો. અલંકાર અંતર એટલે બીજી જગ્યાએ ન્યા એટલે મૂકવું. થાપણ મૂકવું અંધારન્યાસ અલંકાર બે રીતના છે. એક એવું છે. કે જે મા સાધારણ પ્રથમ દ્વારા વિશેષ પતન નું સમર્થન થાય.

વિધાન કરીને એટલે કે વિશેષ વિધાન દ્વારા સામાન્ય ની તારવણી થાય. બસ આવા આવા બે જૃષ્ટાંત છે. આના આવું જ્યારે કરવામાં આવે ત્યારે એને અર્થાત ત્યાં અલંકાર કહેવાય. વિશેષ વિધાન માટે દાખલો જોઈએ. આપણે તો યુક્તિ વેદને જીવાડતી યુવતી વેદને સહારતી કલાનું એક કાવ્ય છે. આજ્ઞા ને યુક્તિ જેઠને જીવાદતી પેટની સંહારતી તો તમે આની આ વિશેષ કહો છો. એટલે આ વિશેષ પતંગ છે. કથન છે. પણ એમાંથી તમે તારવણી કરી. કે જે કોષ તું તે મારતું ક્રમ વિશે છે. જોયું તમે વિશેષ માંથી સામાન્ય તારવી આપણી બીજો હાવ હેલો દાખલો આપું પણ એમને લાલિત્ય નથી કે ફલાણા ના બાપા ગુજરી ગયા ફલાણા ની મા ગુજરી ગઈ.

મરી જાય છે. તો આ શું થયું આ સામાન્ય કથનની તારવણી કરી કે મનુષ્ય માત્ર મધ્ય છે. પહેલા આપણે વિશેષ વિશેષ વાત કરી. જો આ મરી ગઈ જો આ મરી ગઈ જો આ મરી ગઈ આ વિશેષ વાત છે. અને એની પછી તારવણી કરી કે મનુષ્ય માત્ર મરતે છે. મરવા મરવા લાયક છે. પણ હવે જો આની વાત કરીએ. તો સાધારણ કથન પહેલા કો મનુષ્યમાત્ર મરતે છે. કેમ છે. જો એની પહેલા ના મરી ગયા જો. એની પહેલા ના મરી ગયા. તેમાં શું કર્યું. સાધારણ સાધારણ કથન દ્વારા વિશેષ કથાનું સમર્થન કર્યું. બરાબરને તો આનો દાખલો આપો બીજો એક તમને દયારામનું એક પદ છે. ફિલ્મ બહુ આબરૂ છે. બહુ સરસ છે. એની અંદર એવું આવે છે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે. આ વિશેષ કથન છે. વિશેષમાં આ સાધારણ કથન છે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે. તો એનું અર્થ જ નથી. આપણને કોઈ બહુ સરસ ઉત્તમ આપી દેને આપણને બહુ સરસ મજાનું રત્ન બટન આપી દેને તો ઓળખીએ જ નહીં. આપણે નદીમાં ફેંકી દઈએ. તો આ સામાન્ય સાધારણ હકીકત સાધારણ વાત આપણને કહી. અને પછી એ વિશેષ કથન એ વિશેષ કથન આપે છે કેમ મને ગોટો લાગે છે. કંઈ સાધારણ કથન દ્વારા વિશેષ કથન દ્વારા કથન નું સમર્થન બરાબર જ છે. તો ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે. તો અર્થ મળે. અને પછી એ દાખલો આપે છે. જે દુષ્ટાંત આપવામાં આવ્યું છે. એ દુષ્ટાંત એની વિશેષ કથન કહેવાય કયું દુષ્ટાંત આપ્યું. અને ભોગી બગલો ચંચું નામ ભરે. હવે આ વિશેષ દાખલો કહેવાય દાખલો આપવામાં આવે. એટલે આપણને લાગે એની વાત કરે છે. પણ એના પહેલા વાત કરી જ બધાને લાગુ પડે એવી તો મત્સ્ય ભોગી બગલો મુકતા પરદેશી નામ ભરે. એ વિશેષ કથન કહેવાય. તો હવે એક અલંકાર લેવાનો છે. એનું નામ છે. વ્યાસ સ્તુતિ અલંકાર હવે મન લાગે છે. કે બે અલંકાર બાકી રહ્યા. વ્યાજસ્તુતિ અલંકાર વ્યાજ એટલે બહાનું વ્યાજ એટલે ખોટું ખોટી ખોટી સ્તુતિ કરવામાં આવે ને ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય. અને બીજો અર્થ એ પણ ખરો કે ખોટા ખોટા ખોટી ખોટી ધંધા કરવામાં આવે. અને ભાવ સ્તુતિ નો હોય ખોટા ખોટા વખાણ કરવામાં આવે પણ ભાવ નિંદાનો હોય.

સ્તુતિ કરવામાં આવી આમ બે રીતે આ બની શકે. તો વ્યાજસ્તુતિ અલંકારના પણ આપણી દાખલા લઈએ. કે હે ગંગ તારા જેલમાં સ્નાન પામેલા જીવાત્માઓથી તું તો કેવી છો. સ્વર્ગમાં ભીડ કરી મૂકી લે. આ તો નિંદા થઈ આપણે એની નિંદા કરી કે તમે ખોટી નિંદા કરી. આપણે કે ભીડમાં કે ભીડ ભીડ મુકેશ સ્વર્ગને દ્વારે વાસ્તવમાં આપણે વખાણ કરીએ છીએ. તો એટલી બધી પ્રતિકતા બની છે. કે તારી માં તારામાં જે કોઈ નાઈ ને એ બધાનું પાપ ચાલી જાય છે. અને બધા સ્વર્ગમાં જાય છે. તો નિંદા કરી પણ ભાવ હતો. સ્તુતિનો હવે આપણે સ્તુતિ કરીએ એક છોકરો નતો. આવતો ન પણ શકતા જ કરીએ છીએ. તો આપણે એમ કહીએ અરે વાહ તમે વર્ગ પ્રત્યે આ કેટલી બધી મોહક છે. અહીં બધું તો કોઈ કરતું નથી. પાક કેવી રીતે અહીંયા થી જવાનું નામ જ લેતો નથી.

તો એની એવી એવી વ્યાખ્યા કરી છે. કે નિર્જીવ ઉપર સજીવનું આરોપણ જ્યારે થાય ત્યારે સજીવારોપણ અલંકાર કહેવાય. પણ એ સાચી વાત નથી. નિર્જીવ ઉપર સજીવનું આરોપણ થાય. એટલું જ નહીં. એ તો ખરું જ પણ એ ઉપરાંત જ્યારે કોઈ પણ પ્રાણી ઉપર કોઈપણ જીવ ઉપર કોઈપણ પશુ ઉપર માણસની ચેષ્ટાઓને આરોપણ થાય ને ત્યારે એ સજીવારોપણ કહેવાય. બારણા અડવા માંડે ત્યારે એમ કહીએ

એ સરસ મજાની રચના છે. બહુ પ્રખ્યાત રચના છે. કે પંખીઓએ કલર શો કર્યો. ભાઈ ધરતીને સૂરજ ચૂમયો